ઘડિયા તો આવડતા નાં હોય એટલે ઉતાવળ નહી કરવા ની જોવા નું આ ચાર અને પાંચ નો ગુણાકાર કરો તો કેટલો થાય ચાર પંચા વીસ આ બધી ગણતરીઓ પછી તમારે હવા માં કરવા ની હોય અહિયાં હું તમને સમજાવું છુ ચાર ગુણ્યા પાંચ વીસ અને આ નવ તો આ નવ તો આ નવ ગુણ્યા બે કેટલા થશે અથવા આ બે ગુણ્યા નવ અઢાર અને આ પાછળ નો જીરો એટલે કેટલા આવશે એકશો ને એશી one eight zero તો nine twelve and fifteen એટલે કે નવ બાર અને પંદર નો લસા અ કેટલો મળશે તમને એકશો ને એંશી મળશે તો આ હતી ભાગાકાર ની રીત પેલી જે રીત હતી ને અવિભાજ્ય અવયવ ની રીત એના કરતા આ રીત સારી છે આ રીત લસા મેળવવા ની ever green રીત છે કેવી રીત છે ever green તમે કોઈ પણ book ખોલશો ને તો આરીત થી તમને લસા ગણેલો મેળવેલો જોવા મળશે તો હવે મેં કે ભાઈ લસા મેળવવા ની આ રીત કેવી છે ever green રીત છે બરોબર next example જોઈએ બંને રીત થી જોઈશું પંદર સતીયાવીસ અને બાર નો લસા અ મેળવો પેલા અવિભાજ્ય અવયવો ની રીત આવી ભાજ્ અવયવ હવે આ દાખલો ઠો આપડે speed થી જોઈશું ધીમે ધીમે ની જોઈએ બરાબર કેમ કે એક example મેં તમને સમજાવી દીધું તો સૌથી પેલા પંદર પંદર ના અવયવો મેળવીએ પંદર ને direct કોના થી ભાગી શકાય ત્રણ થી ત્રણ પંચા પંદર હવે પાંચ આવ્યા તો direct પાંચ થી જ ભાગીયે તો પાંચ ભાગ્યા પાંત્રીસ તો અહિયાં direct મને શું મળી ગયું ત્રણ અને પાંચ શું મળ્યા પંદર ના અવિભાજ્ય અવયવી મળી ગયા ત્રણ ગુણ્યા પાંચ એ જ રીતે સતીયાવીસ ના અવયવી મેળવીએ સતીયાવીસ ને બે વડે નો ભાગી શકાય direct કોના થી ભાગી શકાય ત્રણ થી તો ત્રણ ત્રણ નવા સતીયાવીસ નવ ને ત્રણ થી ભાગી શકાય ત્રણ તેરી નવ ત્રણ ને direct ત્રણ થી ભાગી શકાય એટલે કેટલા આવશે એક તો સતીયાવીસ ના અવિભાજ્ય અવયવી કયા મળ્યા આપણને ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એને હું direct આવી રીતે લખી શકું ત્રણ નો ઘન શું લખાય ત્રણ નો ઘન પછી કોણ છે બાર બાર નાં અવિભાજ્ય અવયવી મેળવીએ આગળ નાં દાખલા માં પણ આપડે મેળવ્યા છે બાર ને કોના થી ભાગ્સું બે થી તો બે થી ભાગો તો બે છક બાર છ ને બે થી ભાગો તો બે તેરી છ ત્રણ ને ત્રણ થી ભાગો તો ત્રણ એકા ત્રણ તો બે ગુણ્યા બે

HighSchool મા એવા થયા ત્યારે હું High School મા ભણતો હતો એ હું આગળ Chest બનતું ઉત્લા ધોરણ મા હતા ને ભાઈ ના વિવાહ સાથે મારા થયા હતા એ આમ એ આવ્યું કે આમાં એક વર્ષ નું કામે કર્યું મારા ભાઈ ને સારું તો એ કેટલી નિશાળો

આવું Honest પરિણામ તો બેઉ જાણે કેટલાક જોવાનું આવતું હશે વિદ્યાઅભ્યાસ અને વિવાહ બેઉ એક સાથે તો એવું તો માજ હોય મારો અભ્યાસ ચાલતું રહ્યો High School મા હું બહુજ વિશાડીયો મા ઘણા છુટા ત્રીજી તો હમેશા સાચવી હતી દરેક મહાભારત નું વિધ્યારતી ના અભ્યાસ તેમજ જડતા ના વિષય તેમાં કરવા મા આવ્યું આવતા તેમાં કોયિક દિવસ મારો Progress હોવાની શિકાર થયી નથી બીજા ધોરણ પછી નામો પણ વિકાર ને પાંચ મા તથા છત્તા ધોરણ મા અનુપ્રમે Marksheet ચાર રુપયા કે દસ રુપયા ની શીસ્યે મળી હતી આ મતવા મા મારી હોશિયારી મતલબ બે પગાર મા આ વિગરો હતો એ વિધ્યાર્તીયો એ સારું નહી પણ જેવો સોરહ પાસે હોય એમા બેઠું પગ ને પોગ એ સારું સારું હતી ચાલીસ પચાસ વિદ્યાર્થિયો ના વર્ગ માં અને વિધ્યારતી કેટલા હોય મારી પોતાના મરડ એવું છે કે અમને મારી તમને આ તે થી વતન મા કોડ આવે ત્યારે લઇ લેજે આવે આપે

આ પ્રસંગ પેહલા કે બીજા ધોરણ નું છે બીજા પ્રસંગ સાતમાં ધોરણ નું છે તેવો એ વખતે દોર દોરાબ જી સિદ્ધો જી ગીરી હે કરાવતા તે કેમ કે જેવું નિયમ જ્ડાવતા કામ કરતા અત્યારે એ પેહેરતા

શિક્ષણ થી કટ્ટા તેમને ઉપલા ધોરણ ના વિદ્યાર્થીયો ને સારું હસરત તરીકે ફરજ કરીય હતા મને તનો અણગમો હતો તરીકે પેલા પેલા કસરત તરીકે પે હુથ કુલ ના ઘર તરીકે જવા મા મારી સૌ છમાં પ્રકીરતી પણ એ કારણ હતું હવે હું જોયી જાઉં છું એના કરવા અણગમો ભૂલ હતી પર હસરત ને શિક્ષા ની સાથે સંબંધ ન હોય એવો એવા ખોટા વિસ્તાર તો તેના કશું ધરાવતા પાછળ થી સાંજ સાંજ વખતે વેત વ્યાયામ કે શારીરિક માનસિકતા જેવો સ્થાન મિલા એય બીજા વિદ્યાર્થી હોવા જોયીયે છતાં સરકાર ના મને નુકશાન ન થયું તેવ મારે જણાવું જોયીયે કારણ એટલું કે પુસ્તકો માં હોવા ખાવા રાહ જોવાની તે મને ગમે એવી અને તે થી High School માં ઉપલા ધોરણ નું ઉપલા ધોરણ માંથી ફરવા જવાનું ટેવ મને પડી હતી છેવટ લગી રહી મને એ વ્યાયામ તોજ છે એ થી મારું શરીર કમાવા માં કસાય એ વાંધો નહી ને બહુ બીજું કારણ કે સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી નિશાળ બંદ થાય કે તેવોજ ઘેર પહુચી ને સેવા માં પડી જતો

ઓન કેવી શાયદ સાંજ માં આપે એજ શનિવારે નિશાળ કરવાની હતી સાંજે ચાર વાગે કસરત માં જવાનું હતું મારી પાછળ હતું આકાશ માં વાદળ પણ હતા તેથી

સાચું બોલવાના ને ઓછું બોલના ને સાચી કરનાર જોયીયે આવી મારા ખાતરો માં આ પેલી અન્સ કર્યો સાથે સોના ચલતે ચલતે હું એ LandMark કરાવી સક્યો હતો દુકાન ના ઓછે ઓછે મારી હાજરી એ કેહ્વાનો અર્થ ઈચ્છે છે એવા મળવા થી જે થાય હવે એમને પૂછ્યે ફરવાની ને વ્યાયામ ના સમયે મારે ફરવાનું રાખ્યું ને વ્યાયામ ને સારું કદાચ મારે સજા આ જે ખબર પડી એ થી સજા હું આજ ભોગી રહ્યું છું ભણતર માં અક્ષર સારા કરવાની જરૂર નથી એવો ખ્યાલ મારા ત્યાં થી આવ્યું એ હું જાણતો નથી પણ ચેક લાયું ચેકતા લાગી એ રહ્યું પછી અને મુખ્ય જે દક્ષીણ આફ્રિકા માં જે વકીલ નું અને એ જે દક્ષીણ આફ્રિકા માં જન્મેલા અને ભણેલા નવ યુવકો વર્કી ના દાણા જેવા અક્ષરો જોયા અક્ષરો જોયા ત્યારે રાજ્વાયા ને પછ્તાયો મેં જોયું કે નઠારા અક્ષર એવા રહે મારા અક્ષર પાછા સુધારવા પ્રત્યન કર્યું પણ શક્ય અઢા આચરે અવગણો ને તરી હું આ લાતી નથી નથી કરી સક્યો અને બાત કરે

નવો શક્ય છે હું એવા ઉપર પહુચ્યો છું તે ચિત્ર કળા પ્રથમ શીખવી જોયીયે એમ વસ્તુઓ એને જોયી બાળક કરે એ યાદ પછી સાહેબ ઓળખે છે તેમજ અક્ષરો વાળા ને જાહેર કરવા માં આવે છે ચિત્ર વગર ચાલવા ચિત્ર અક્ષર સાથે અક્ષર જેવા થાય આ કારણે ના વિધાર્થીયો વિદ્યા આ થયા થા બીજા અભ્યાસ ના સ્મરણ થયેલા છે ના લીધે તે બધા આવી લેવ અનો વિચાર ધોરણ માં કરે મારી પાસે વિચાર કરાવ્યો મેહનત તો વિધાર્તી ને એમ કરવાની જયારે મળતી આ થી ત્રીજા ધોરણ માં છ માસ રહ્યું ને ઉનાળા ની રજા પેહલા પરીક્ષા પછી મને ચૌથા ધોરણ માં મુખ્ય પછી થી કેટલું શિક્ષા અંગ્રેજી માં શરુ થાય મને પછી સમજણ ના પડે ચૌથા ધોરણ માં સારું થાય હું પાછળ હતો વળી ને મુજબ ના સમ્જ્હાય બીજી શિક્ષક સમજવા માં સારા હતા પણ મને કાયિક કેડે કે અભ્યાસ વધાર મુશ્કેલી મળેલા ત્યારે આ વિષય મેં છટ્ટા ધોરણ માં અને આવ્યો શિક્ષક બહુ વિદ્યાર્થિયો ને નવું શીખવાનો લોભ હતા બન્યા વાર્ષિક જીવન વધે આ સીખાવનાર મારા માં મહા માં ના મને વાત કરે એ પછી આંસુ બહુ પેહલા છે વિધાર્થી હવે કેટલા માંથી છે હું પણ છે પણ જયારે આવું શામ્બ્ળિયું વર્ગ ના શિક્ષક ને દુખ થયું તેમને મને બતાવ્યું તું કોનો દીકરો છે એટલે સારા ની પાછળ શું તમે અને જે મુશ્કેલી હોય તે મને બતાવ

બચે છે જે એને એવા એ બોલે તો એ પોતે એ તે પાછળ હે એ

Hello

આવાજ આવે છે મારો.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 બરોબર આવે છે ને network નહતી કપાતું ને? ના ના ready okay hello બઉ દિવાસ પછી call કરીયો. હા એ મારે તમારું કામ હતુ ને આટલા માટે કર્યો આહ હા.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 આ તમારે study વિસે વાત કરવા ની હતી.

હા કેટલા મું શું ભણો છો તમે અત્યારે? અત્યારે collage ચાલે છે મારે.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 હા હા commerce જ હતું. Commerce મા શું કરો છો અત્યારે twelfth પછી College College મા? BCA હમ હમ computer ની field માં છો એમ ને તમે. હા હા મને computer નો શોખ હાતો એટલે મે BCA લીધું. Okay આગળ શું કરવાનું છે?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 Okay website માં પણ ઘણા બધા scope છે સારું છે ક્યાંક જોઉં હોય તો જવાય. હમ એટલે તો easy હમ બરોબર વાત છે તમારી. હમ કોઈ friend ને કેવું તું. બસ સારું છે અત્યરે તો. બધા મળે છે ને એમ?

school friend જ college માં છે? કાઈ સમજાતું નથી.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 હા હા school friend જ collage માં છે. સારું કેવાય આવી રીતે સાથે હોઇએ. હા પણ અમારે school આખી boys ની હતી એટલા માટે કોઈ ને કોઈ ભેગા થયી જ જાય કોઈ ને બીં college માં હા હા એતો છે જ આમ કોઈ પણ નહિ એકાદા તો મળી જ જાય. હમ mostoftly બધી college માં મારા friend મળી જ જાય class to class મળી જાય એક એક class માં. હા હા એ તો રે જ અત્યારે શું કરો છો તમે? અત્યરે હું પણ એ જ field માં છુ. BCA ઓહ તે પણ BCA જે લીધું.

web કે android ના ના web માં જ. હા હમણાં આવી ને બધા જોશે Android માં scope ઓછો છે. web માં વધી ગયો છે. હા website માં કા Android મા કારણ કે અમ app બનાવાની એમાં બઉ વાર લાગે એની સાથે સાથે એમાં company વાળા લે પણ ઓછા Android મા ઓછા માણસો જ લે છે. વધારે કોઈ લેતું પણ નથી. અને એમાં જેને coding ફાવતું હોય ને એ જ કરી સકે છે એમાં એમાં પણ એવું જ છે. હા એમાં એવું જ આવે coding આગળ વધારે મજા આવે છે. અત્યારે હું second semester માં છુ. અમારે HTML નો subject આવે છે.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

હા તો એટલે જ તો મેં કીધું તમે FY માં છો? હા હા. okay હું પણ FY માં જ છુ. મને લાગ્યું તમે SY હસો ના ના FY માં. ઓહ, તો તો આપડે બને સાથે જ છીએ ને.

Okay કેવ~ કેવું ક છે FACULATY ત્યાં college પર. Very બરોબર ભણાવે છે? હમ હમ બરોબર ભણાવે બધા education એમ સારું છે અહિયાં આગળ. હા હમણા તો university ની exam હતી ને પાછી આપડે.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 ક~ કેવી ક ગયી exam exam તો ready ગયી છે. હવે result આવા ની વાર છે.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 હમ હવે આ ten days માં તો આવી જ જાશે.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

મારે પણ સારી જ ગયી છે બધી. ના firstsem Distinction આયુ હોય પણ ENGLISH માં એટલે ઘણા ને તકલીફ તો પડી જ હશે. હા આને એમ પણ આપડે ગુજરાતી medium માં હતા. અને પછી એક જ જટકે language change થયી જાય એટલે પછી થોડીક તકલીફ તો પડે જ છે ને, હા english medium વાળા ને પણ પડે છે. તો અપને તો કેમ ના પડે, હા પછી તો ધીમે ધીમે સેટ થયી જશે એક બે વર્ષ પછી. હા હા એક જ વર્ષ માં બે વર્ષ પણ નહિ થાય. તમે તો Raiming કરવા માટે બે વર્ષ થી. હમ ત્યાં નું study કેવુ છે? તમારી college નું?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 હમ સારું કેવાય. અમારે ત્યાં તો નવીન માં જી સકે sports કોટા માં પણ admission આપે છે અમારે ત્યાં વિધાર્થી. હા એ filed વધારે સારી education માં અને ભણવા માં આગળ ના હોય એ વિધાર્થી sports માં આગળ હોય એમને પણ સારી એવી college માં admission મળી રેહે એ માટે sports કોટા સારું જ કેવાય. હા sports માં અમારે બહુ collage આગળ છે.

હમ medal લાવ્યા હશે ને તો તો college માં. હા medal તો હોય જ ને,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 હમ અમાર collage માં પણ હતો sports day. અચ્છા તમે ભાગ લીધો તો કે નહતો લીધો. ના ના અમ marriage હતા ને એટલે નહતો લીધો. અચ્છા નહીતર આવો મોકો જવા ન દેવાય. હા હા પણ હવે ઘરે થી marriage હોય પછી શું કરવાનું. એ પણ છે marriage important છે.

બોલો બીજું આપડા તમારા friends એ ક્યાં group માં છે મતલબ કે કઈ field માં. હા હા મારા most of friends બધા BCOM માં છે અને મેં જ BCA કરેલું છે. ઓહ એવું છે.

હા એમાં પણ GPSCUPSCGoverment exam ની તયારી, એ બધું કંઈક તો BCOM લે. third year degree પછી direct એવી જ રીતે exam આપવાની ચાલુ કરી દે. ખાલી એવું જ નહિ આવતું અંદર teacher ની field ગણી બધી field આવે છે, Banking ની છે, હા B. Com માં એ scope વધારે છે B. Com માં banking ની આપડે third year પુરા કરીયે પછી આપણ ને bank માં job પણ લાગી જાય છે.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

હા એ તો science પછી પછી field એવી છે ને કોઈ એટલું બધું વધરે લે પણ ની જે હોશિયાર હોય એ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 હા સાથે સાથે વિદ્યાર્થી ની મહેનત પણ જોઈએ ને,

તો પણ ઘણાં વિદ્યાર્થી ઓ આગળ જાય છે other country માં study કરવા માટે પણ જાય છે. હા અને એટલા માટે આપણા દેશ આગળ આવ્યો છે study બાબતે. હમ study ને વધારે મહત્વ આપવા માં આવ્યું છે લોકો ભણે અને આગળ વધે અને દેશ ને ચલાવે. હા બીજા બધા દેશ માં તો technology જેમ જાપાન technology ક્ષેત્રે આગળ છે અમુક હોય છે પોતાના ઉત્પાદન ક્ષેત્રે આગળ હોય છે પણ આપણો દેશ education માં આગળ છે. મતલબ કે આપડે અહીં હજી. વિદ્યાર્થીઓ ને educated વિદ્યાર્થીઓ ને લઇ જાય છે ત્યાં નોકરી માં ને નોકરી આપે છે. હમ એ વસ્તુ જર્મની માં થતું હશે i think.

હા એ આ chance આવી રીતે કે આપડા education વિદ્યાર્થીઓ ને જર્મની side job મળે foreign country માં. હા એ તો બધી બાજુ જ પડે. નાં હમણાં વચે આવી રીતે બધા વાત કરતા હતા કે જર્મની નાં વસ્તુ વધારે છે જેને જવું હોય તો કો લઇ જસુ. અચ્છા જર્મની છે ક્યારે હમણાં થી કેનેડા થી કેનેડા માં અત્યારે બહુ જ આપણા ભારતીય ગયા છે. હા ગુજરાતી લોકો તો એમ આપડું ગુજરાત જ ત્યાં બનાવી દીધું છે કેનેડા માં. હા. મારી એક sister પણ ગઈ છે હમણાં education માટે BBA અહીંયા કરેલું અને MBA કરવા ત્યાં ગઈ છે. ત્યાં નું education બઉ ઊંચું હા education વધારે સારું છે ત્યાં. હા એટલે ચાલે. હમ કેવું ચાલે તમારે બીજું? મારે બધું જલસા ચાલે છે હું પણ સાથે સાથે job કરું છું part timeeducation ચાલે છે. અને exam આવે એ દેવાની.

હમ બધા ને એમ જ છે અત્યારે.